રેસ્ટોરન્ટ ની અંદર નું ચિત્ર જોવા મળે છે અહીં સરસ મજાનું સફેદ રંગનું કાઉન્ટર છે.

અ ગણેશજીની એક મૂર્તિ છે ફુલની ટોકરી પણ છે.

પીચ ની ફરતે સરસ મજાનું લીલુંછમ ઘાસ પણ દેખાય છે.

એના ઉપર ઓરેન્જ કલર ના પટ્ટા દેખાય છે દિલ આકારનો ચિત્ર પણ દોરેલું છે અને મોટા અક્ષરથી પરફેક્ટ લખેલું દેખાઈ રહ્યું છે.

એ વૃક્ષોની બાજુમાં ભૂરા રંગની ગ્રીલ પણ આપણને જોવા મળે છે.

અને ઘણા બધા મોબાઇલ પણ ગોઠવેલા છે અને ફોન પે કરવા માટેના ઘણા બધા સાધનો પણ અહીં ગોઠવેલા છે.

અને એની અંદર બેસવા માટેના બાંકડાઓ પણ ગોઠવવામાં આવ્યા છે.

જેમાં ડાબી બાજુ આપણને પીળા અને લીલા રંગની બસ પણ દેખાઈ રહી છે.

અને જમણી બાજુ એક સફેન્દ સફેદ રંગનો શર્ટ અને બ્લુ કલરનું પેન્ટ પહેરીને એક માણસ પણ દેખાય છે અને એની બાજુમાં એક સ્ત્રી પણ ઊભેલા દેખાય છે.

અહીં સરસ મજાના ડિઝાઇન વાળા વોલપેપર ના ચિત્ર હોય એવું આપણને દેખાઈ રહ્યું છે.

અને આકાશ પણ ખૂબ સુંદર રીતે આપણને દેખાઈ રહ્યું છે.

હોટલ નું નામ હોટેલ સ્વાદ છે જેમાં ચાઈનીઝ પંજાબી સાઉથ ઇન્ડિયન ફાસ્ટફૂડ વગેરે વસ્તુઓ મળી રહી હોય એવું બોર્ડ ઉપર લખેલું છે.

એવું આપણે જોઈ રહ્યા છે જે ભૂરા રંગના પાટિયામાં લખેલું છે.

અહીં ઘરનું બાંધકામ ના પાયા નાખવાનું ચિત્ર આપણને દેખાઈ રહ્યું છે.

જેમાં ત્રણ મોટા ખાડા દેખાઈ રહ્યા છે માટીના ઢગલાઓ પણ દેખાઈ રહ્યા છે.

અને સામે બિલ્ડીંગ પણ જોવા મળે છે એ બિલ્ડીંગ ની બાજુમાં લીલાછમ વૃક્ષો પણ જોવા મળી રહ્યા છે.

અને એક ટેબલ પાસે હેવલ્સ ના પંખાનુ એડવર્ટાઇઝ કરવામાં આવી છે જે લાલ રંગથી લખેલુ છે.

અને સાહેબે લાલ કલરનો શર્ટ પહેર્યો છે અને ઓડિયો વીઝ્યુલ ઉપર કર્મચારીઓને પ્રોજેક્ટ વિશે સમજાવી રહ્યા છે.

જેમાં પીળા રંગના દેખાય છે ગુલાબી રંગના દેખાય છે અને છેલ્લે એક સફેદ રંગનું દેખાય છે.

અને બાહાર એક ઓફિસ જેવું કેબિન બનાવ્યું હોય એવું આપણને દેખાય રહ્યું છે.

જ્યાં કપડાં પણ સુકાઈ રહ્યા છે અને એના બારના એરિયામાં ઘણા બધા લાકડાઓ મૂકેલા છે અને બે મજૂર વ્યક્તિઓ પણ જોવા મળે છે.

જે ભૂરા રંગના પાટિયા ઉપર ત્રણ વાર લખેલું છે અને આ ડુંગરીની શાખા છે.